આમે ડુંગર દેખાય છે અને ઉપર ખુલ્લું આકાશ દેખાય રહ્યું છે.

મકાનની નીચે ગજાનન ટિમ્બર માર્ટ નામની દુકાન દેખાય છે.

દુકાનની આગળ કેટલીક ગાડીઓ દેખાય છે અને સીડીઓ અને એક પાણીની ટાંકી દેખાય છે.

વેલકમ ટ્રાવેલર્સ ડેલી ટ્રીપ ટુ વાપી મુંબઈ પુને નાસિક શિરડી એક્ટ આમ લખેલુ જોવા મળે છે.

આ ચિત્રમાં ફૂલોથી શણગાવેલુ એક મંડપ દેખાઈ રહ્યું છે.

મકાન દેખાય છે જેની ઉપરનો નો સ્મોકિંગ કરીને લખેલું છે અને તેની બાજુમાં પેપ્સી દેખાય છે.

મકાનની બાહર સાઇડ રેતી નો ઢગલો જોવા મળે છે અને બે મોટર બાઈક દેખાય છે.

મકાનની આગળ ગાર્ડન દેખાય છે અને એક પગદંડી પણ દેખાય --

આ ચિત્રમાં એક મકાન દેખાય છે કે જે સોની હસમુખ લાલ ચંપકલાલનું છે.

ઉપર આકાશમાં વાદળો દેખાય છે અને નીચે ઘણા બધા ઝાડવાઓ દેખાય છે.

એક સ્વિચબોર્ડ દેખાય છે ઉપર લાઈટો આવેલી છે અને નીચે લાદી પણ છે.